લીબર ઓફીસ ઈમ્પ્રેસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો સ્લાઇડો માટે લેઆઉટો ને કેવી રીતે લાગુ કરવું
અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ
બેકગ્રાઉન્ડ સ્લાઇડને લાગુ થયેલ તમામ રંગો અને અસરો જે કંટેંટની પાછળ ઉપસ્થિત છે તેને સંદર્ભ કરે છે
લીબર ઓફીસ ઈમ્પ્રેસ પાસે ઘણા બેકગ્રાઉન્ડ વિકલ્પો છે જે તમને વધુ સારાં પ્રેઝેંટેશનો પ્રસ્તુતિઓ બનાવવામાં મદદ કરે છે
તમે તમારા પોતાનાં કસ્ટમ બેકગ્રાઉન્ડો પણ બનાવી શકો છો
ચાલો sample impressઓડીપી પ્રેઝેંટેશન ખોલીએ
આપણા પ્રેઝેંટેશન માટે એક કસ્ટમ બેકગ્રાઉન્ડ બનાવીએ
આપણે આ બેકગ્રાઉન્ડને પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો માટે લાગુ કરી શકીએ છીએ
આ બેકગ્રાઉન્ડ બનાવવાં માટે આપણે સ્લાઇડ માસ્ટર વિકલ્પ ઉપયોગમાં લેશું
માસ્ટર સ્લાઇડમાં કરેલ કોઈપણ ફેરફાર પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે
મેઇન મેનૂમાંથી વ્યૂ પર ક્લિક કરો માસ્ટર પસંદ કરો અને સ્લાઇડ માસ્ટર પર ક્લિક કરો
માસ્ટર સ્લાઇડ દ્રશ્યમાન થાય છે
નોંધ લો કે માસ્ટર વ્યૂ ટૂલબાર પણ દ્રશ્યમાન છે
તમે આનો ઉપયોગ માસ્ટર પેજેસ ને બનાવવાં રદ્દ કરવાં અને રીનેમ કરવાં માટે કરી શકો છો
નોંધ લો કે હવે બે સ્લાઇડો દેખાય છે
આ બે માસ્ટર પેજેસ છે જે આ પ્રેઝેંટેશનમાં વપરાયા છે
ટાસ્ક્સ પેનમાંથી માસ્ટર પેજેસ પર ક્લિક કરો
યુઝ્ડ ઇન થિસ પ્રેઝન્ટેશન ફીલ્ડ આ પ્રેઝેંટેશનમાં વપરાયેલી માસ્ટર સ્લાઇડો દર્શાવે છે
માસ્ટર સ્લાઇડ એક ટેમ્પલેટ નમૂનાં રૂપે લખાણ સમાન છે
તમે ફોર્મેટીંગ પ્રીફરેન્સિઝ અહીં સુયોજિત કરી શકો છો જે ત્યારબાદ પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થશે
સૌપ્રથમ સ્લાઇડ્સ પેનમાંથી સ્લાઇડ 1 પસંદ કરીએ
આ પ્રેઝેંટેશનને સફેદ બેકગ્રાઉન્ડ લાગુ કરીએ
મેઇન મેનૂમાંથી ફોર્મેટ પર ક્લિક કરો અને પેજ પર ક્લિક કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
બેકગ્રાઉન્ડ ટેબને ક્લિક કરો
ફિલ ડ્રોપ ડાઉન મેનૂમાંથી બિટમેપ વિકલ્પ પસંદ કરો
વિકલ્પોની યાદીમાંથી બ્લેન્ક પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
સ્લાઇડ હવે સફેદ બેકગ્રાઉન્ડ ધરાવે છે
નોંધ લો કે હાલની ટેક્સ્ટ નો રંગ બેકગ્રાઉન્ડ સામે વધુ સારો નથી દેખાતો
હંમેશા એવો રંગ પસંદ કરો જે તેનાં બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દેખાય
ચાલો ટેક્સ્ટનાં રંગને કાળા રંગમાં બદલીએ
જે ટેક્સ્ટને સફેદ બેકગ્રાઉન્ડ સામે સ્પષ્ટ રીતે દ્રશ્યમાન કરશે
પહેલાં ટેક્સ્ટ પસંદ કરો
મેઇન મેનૂમાંથી ફોર્મેટ પર ક્લિક કરો અને કેરેક્ટર પસંદ કરો
કેરેક્ટર સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
કેરેક્ટર સંવાદ બોક્સમાંથી ફોન્ટ ઇફેક્ટ્સ ટેબને ક્લિક કરો
ફોન્ટ કલર ડ્રોપ ડાઉનમાંથી બ્લેક પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ટેક્સ્ટ હવે કાળા રંગમાં છે
હવે ચાલો સ્લાઇડમાં રંગ લાગુ કરીએ
કોન્ટેકસ્ટ મેનૂ માટે સ્લાઇડ પર જમણું ક્લિક કરો અને સ્લાઇડ અને પેજ સેટઅપ પર ક્લિક કરો
ફિલ ડ્રોપ ડાઉન મેનૂમાંથી કલર વિકલ્પ પસંદ કરો
બ્લૂ 8 પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
નોંધ લો કે આપણે પસંદ કરેલ ઝાંખો ભૂરો રંગ સ્લાઇડને લાગુ થયો છે
આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઇનમેંટ કરો
એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો અને તેને લાલ રંગ બેકગ્રાઉન્ડ તરીકે લાગુ કરો
ચાલો હવે શીખીએ કે બીજાં અન્ય ડીઝાઇન એલેમેંટો ને આ પ્રેઝેંટેશનમાં કેવી રીતે ઉમેરવું
ઉદાહરણ તરીકે તમે તમારા પ્રેઝેંટેશનમાં લોગો ઉમેરી શકો છો
તમારી સ્ક્રીનની નીચેની તરફ આવેલ બેસિક શેપ્સ ટૂલબારને જુઓ
તમે આનો ઉપયોગ વિવિધ મૂળભૂત આકારોને દોરવાં માટે કરી શકો છો જેમ કે વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ અને અંડાકાર
ચાલો સ્લાઇડનાં ટાઇટલ વિસ્તારમાં એક લંબચોરસ દોરીએ
બેસિક શેપ્સ ટૂલબારમાંથી રેક્ટેંગલ પર ક્લિક કરો
હવે કર્સરને તમારી સ્લાઇડનાં ઉપરની તરફ આવેલ ડાબા ખૂણે ટાઇટલ વિસ્તારમાં ખસેડો
તમને એક પ્લસ સાઇન કેપિટલ આઇ સાથે દેખાશે
ડાબું માઉસ બટન દબાવી રાખીને એક નાના લંબચોરસને બનાવવાં માટે ડ્રેગ કરો
હવે માઉસ બટનને છોડો
તમે એક લંબચોરસ બનાવ્યો છે
લંબચોરસ પર આવેલ આઠ હેન્ડલો હાથાઓ ની નોંધ લો
હેન્ડલો અથવા કે નિયંત્રણ બિંદુઓ એ નાના ભૂરાં ચોરસો છે જે પસંદ કરેલ ઑબ્જેક્ટની બાજુઓ પર પ્રદર્શિત થાય છે
આપણે આ નિયંત્રણ બિંદુઓનો ઉપયોગ લંબચોરસનાં માપને નાનું મોટું કરવાં માટે કરી શકીએ છીએ
જેમ તમે તમારા કર્સરને નિયંત્રણ બિંદુઓ પર ફેરવો છો કર્સર બે બાજુવાળા એરોમાં બદલી જાય છે
આ એ દિશાઓ દર્શાવે છે જેમાં નિયંત્રણ બિંદુઓ મૂળભૂત આકાર બદલવા માટે ખસી શકે છે
ચાલો આ લંબચોરસને મોટું કરીએ જેથી તે ટાઇટલ વિસ્તારને સંપૂર્ણપણે આવરી લે
આપણે આ આકારોને ફોર્મેટ પણ કરી શકીએ છીએ
કોન્ટેકસ્ટ મેનૂ જોવાં માટે લંબચોરસ પર જમણું ક્લિક કરો
લંબચોરસને મોડીફાય કરવાં માટે તમે વિવિધ વિકલ્પોને પસંદ કરી શકો છો
એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે
ફિલ ફીલ્ડમાં ડ્રોપ ડાઉન મેનૂમાંથી કલર પસંદ કરો
મેજન્ટા 4 પસંદ કરી ઓક પર ક્લિક કરો
લંબચોરસનો રંગ બદલાઈ ગયો છે
લંબચોરસે હવે ટેક્સ્ટને આવરી લીધું છે
ટેક્સ્ટને દૃશ્યમાન કરવાં માટે પહેલાં લંબચોરસને પસંદ કરો
હવે કોન્ટેકસ્ટ મેનૂ ખોલવાં માટે જમણું ક્લિક કરો
એરેન્જ પર ક્લિક કરો અને ત્યારબાદ સેન્ડ ટીઓ બેક
ટેક્સ્ટ ફરીથી દૃશ્યમાન થાય છે
અહીં લંબચોરસ ટેક્સ્ટની પાછળ ખસી ગયું છે
ટાસ્ક્સ પેનમાં માસ્ટર પેજ નાં પ્રિવ્યૂ પર ક્લિક કરો
જમણું ક્લિક કરો અને એપ્લાય ટીઓ અલ્લ સ્લાઇડ્સ પસંદ કરો
ક્લોઝ માસ્ટર વ્યૂ બટન પર ક્લિક કરી માસ્ટર વ્યૂ ને બંધ કરો
માસ્ટરમાં ફોર્મેટ કરેલ ફેરફારો હવે પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડોને લાગુ થાય છે
નોંધ લો કે લંબચોરસ પણ દરેક પેજોમાં દેખાય છે
ચાલો સ્લાઇડનાં લેઆઉટ ને બદલતાં શીખીએ
લેઆઉટો શું છે
લેઆઉટો સ્લાઇડનાં ટેમ્પલેટો છે જે પ્લેસ હોલ્ડરો સાથે કંટેટની સ્થિતિ માટે પ્રી ફોર્મેટેડ પહેલાથી ફોર્મેટ થયેલ છે
સ્લાઇડ લેઆઉટો જોવાં માટે જમણી પેનલમાંથી લેઆઉટ્સ ને ક્લિક કરો
ઇમ્પ્રેસ માં ઉપલબ્ધ લેઆઉટો દ્રશ્યમાન થાય છે
લેઆઉટનાં થંબનેલો તરફ જુઓ
તે તમને સ્પષ્ટ વિચાર આપશે કે લેઆઉટ લાગુ કર્યા પછીથી સ્લાઇડ કેવી રીતે દ્રશ્યમાન થશે
અહીં શીર્ષક અને બે કોલમ ફોર્મેટો સાથેનાં લેઆઉટો છે જ્યાં ત્રણ કોલમોમાં ટેક્સ્ટ સ્થિતિ કરાવી શકે એવાં લેઆઉટો અને ક્રમશ
અહીં ખાલી લેઆઉટો પણ છે
તમે તમારી સ્લાઇડમાં ખાલી લેઆઉટ લાગુ કરાવી શકો છો અને ત્યારબાદ તમારા પોતાનાં લેઆઉટો બનાવી શકો છો
ચાલો સ્લાઇડને લેઆઉટ લાગુ પાડીએ
પોટેન્શિયલ આલ્ટરનેટિવ્સ સ્લાઇડ પસંદ કરો અને તમામ ટેક્સ્ટ રદ્દ કરો
હવે જમણી બાજુ આવેલ લેઆઉટ પેનમાંથી ટાઇટલ 2 કન્ટેન્ટ ઓવર કન્ટેન્ટ પસંદ કરો
સ્લાઇડ હવે ત્રણ ટેક્સ્ટ બોક્સો અને એક શીર્ષક વિસ્તાર ધરાવે છે
નોંધ લો કે માસ્ટર પેજને ઉપયોગમાં લઈને આપણે દાખલ કરેલ લંબચોરસ હજુ પણ દેખાય છે
આ લંબચોરસને ફક્ત માસ્ટર સ્લાઇડ વાપરીને જ એડીટ કરી શકાય છે
માસ્ટર સ્લાઇડમાંની સેટિંગ્સ સ્લાઇડમાંનાં કોઈપણ ફોર્મેટીંગ ફેરફારોને અથવા લાગુ થયેલ લેઆઉટોને ઓવરરાઈડ કરે છે
ચાલો હવે આ બોક્સોમાં કંટેંટ દાખલ કરીએ
પહેલાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો સ્ટ્રેટેજી 1 PRO લો કોસ્ટ CON સ્લો એક્શન બીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો સ્ટ્રેટેજી 2 CON હાઈ કોસ્ટ PRO ફાસ્ટ એક્શન ત્રીજાં ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરો ડ્યુ ટીઓ લેક ઓએફ ફંડ્સ સ્ટ્રેટેજી 1 ઇસ બેટર
એજ રીતે તમે તમારા પ્રેઝેંટેશનને વધુ અનુરૂપ થનાર લેઆઉટ પ્રકાર પસંદ કરી શકો છો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે સ્લાઇડો માટે બેકગ્રાઉન્ડો અને લેઆઉટો કેવી રીતે લાગુ પાડવા એ શીખ્યા અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે
એક નવી માસ્ટર સ્લાઇડ બનાવો
એક નવું બેકગ્રાઉન્ડ બનાવો
લેઆઉટને ટાઈટલ શીર્ષક કંટેંટ ઓવર કંટેંટ માં બદલો
તપાસ કરો કે શું થાય છે જયારે તમે લેઆઉટને માસ્ટર સ્લાઇડ સાથે લાગુ કરો છો
નવી સ્લાઇડ દાખલ કરો અને ખાલી લેઆઉટને લાગુ કરો
ટેક્સ્ટ બોક્સો વાપરો અને તેમાં કોલમો ઉમેરો
આ ટેક્સ્ટ બોક્સોને ફોર્મેટ કરો
આ બોક્સોમાં ટેક્સ્ટ દાખલ કરો
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે કૃપા કરી contactspoken tutorialorg ઉપર લખો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
જોડાવા બદ્દલ આભાર